મને એક પાર્ક દેખાય રહ્યો છે પાર્ક માં એક ગાડી ચાલી રહી એક રોલર કોસ્ટર જેવી ગાડી છે.

આ ફોરવિલરો દેખાય રહી છે અને રિક્ષા પણ દેખાય રહી છે.

મને ગાર્ડન દેખાઈ છે ગાર્ડન મા ઊભેલો એક હરણનું પત્થરનુ પુતલુ દેખાઈ છે પાછળ એક સરસ મજાની--

ચિત્તો એક પથ્થર ઉપર બેઠેલો છે એ દેખાય રહ્યુ છે મને એક જાળી દેખાય રહેલી છે જાળીની પાછળ--

અને એક લાઇટ નો થાંભલો પણ દેખાય રહ્યો છે.

ત્યાં એક કાચ પણ લગાડેલું છે એ દેખાઈ રહ્યુ છે.

મને એક હોલ દેખાય છે હોલ મા બધી મૂકેલી ખુરસીઓ પણ દેખાય છે ત્યાં બેઠેલા માણસો પણ દેખાય છે ત્યાં--

ત્યાં એક બગીચો પણ મને દેખાય છે ત્યાં નાના નાના અને મોટા જાળ પણ--

અ એસ_બી_આઈ નું એ_ટી_એમ દેખાય છે એચ_પી નું બોર્ડ હોય એવું ત્યાં દેખાય છે એક ફોરવીલર પણ દેખાય--

ત્યાં દીવાલ ઉપર લા લાગેલી લાઈટો એ પણ દેખાય છે ત્યાં ઉભેલી એક ફોરવિલર એ પણ દેખાય છે.

ત્યાં ફંક્શન માં ઘણા બધા બેઠેલા અને ઊભેલા માણસો મને દેખાય છે

મને એક રૂમ દેખાય છે રૂમ માં કૃષ્ણ ભગવાનનો ફોટો દેખાય છે.

કૃષ્ણ ભગવાનની આગળ ઘણી બધી નાનકડી મૂર્તિઓ પણ દેખાય છે.

મને એક હોલ દેખાય છે હોલ માં મુકેલા યોગા મેટ એ પણ દેખાય છે.